નોકરી આ data entry માં નોકરી કરું હાલ.

પગાર નહિ ભાઈ કોમ ઉપર પૈસા હોય.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

બસ આ બેઠો હું હાલ. ઘડીવાર રઈ ન નાસ્તો કરવા જોય.

નાસ્તો કરીને વળી પાછો office જાયો ને વડી કોમ ચાલુ. હા એતો એજ થવાનું કે. બે દહાડા થી ઘેર થી phone આવે તો હમણાં લાગાવત ઘેર બી જાવું પડે. આહ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 ના ના બરોબર બરોબર. એમને dialysis ચાલુ હે ને.

જાવું પડે જાવું પડે.

બીજું કોઈ વિચાર્યું આગળ? એટલે જોને હજુ તો શું થાય હે મારે પપ્પાને ઠીક થઇ જાય તો અમદાવાદ જાવું હે. તું dubai જવાનું કે તો તો શું કર્યું?

બરોબર હા તો કોક કરાયને dubai બુબઈ જઈએ આપડે. તારે જાવું હોય તો કયો ના હે ભાઈ તારે જાવું હોય તો કેજે ને તન સસ્તામાં setting કરી યાલે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 પંચાવન સાહીઠ હજાર રૂપયા જેવું થાય. તો તો હારું જ કેવાય ને. ને કીધું તું તારે જાવું હોય તો એટલે એને કોક passport બનાવા આલ્યો હે passport passport બની ને આવે ને એના પહી ઇન જવાનું થાય. એવું હે.

હા તો passport ની process ચાલુ કરી દે તન મોકલી દઉં ગોડા ચો ના હે.

ના નોકરીનું settlement ગોડા મારા જોડે જ છે જો તને કઈ દઉં પછી.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 ના ના india ના આવવાનું હોય ત્યોથી જ ત્યો બેઠાં બેઠાં જ થઇ જાય visa renew ના પહી ત્યો આગળ જો એ party એ પાછો મોટો villa રાખેલો છે. villa માં રેવાનું એને એ ભાઈએ મતલબ ખાવાનું બનાવાવાલો પહી cook book બધું રાખેલું છે એમ કે ભાઈ કચરો વાળવાવાળો કામવાળો બધા રાખેલા છે તમારે કોઈ કોમ કરવાનું છે નઈ. ત્યાં આગળ શું દહાડ તમારે સુઈ રેવાનું હોય ને રાતે નોકરી કરવાની હોય છે બે time ખાવા મળી જાય તમોન ત્રણ time સવારે ચા નાસ્તો બપોરે ખાવાનું રાત્રે ખાવાનું તમને મળી જાય છે બરોબર તો પછીતમારે ભાડું ભાડું થાય ના તમારે રેવાનું ખાવાનો ખર્ચો કોય ના થાય બરોબર અને ઉપર એ તમને પચીસ તીસ હજાર પગાર આલે એટલે તમાર તો જોણે શાંતિ વાળી જીંદગી એમ. એટલે બચત જ છે. પચીસ તીસ હજાર રૂપયા જે બી આલે એ તમારે ચોખી બચત એમ તમે કોઈ વધારાનો ખર્ચો ના કરો તો પહી તમે ઈયો આગળ જઈને કે ભાઈ મારે રખડવું હે આ તે એ પછી તમારે

hello

પહી ત્યો આગળ જઈને તમારે રખડવું બખડવું હોય કે પહી એ બધો ખર્ચો કરવો હોય એ બધો તમારામાં આવે એમ.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

એ તો એજ કે બીજા લોકો લાખ દોઢ લાખ રુપયા લઈને મોકલી દીધો છે એમાં પાહુ નોકરી બોકરી નું કોઈ લેવા દેવા નઈ પછી તમે dubai જઈને તમારે શું કરવાનું એ તમારે જોવાનું. પોતાની રીતે બધું કરવું પડે ત્યો જઈને settlement એવું જ હોય બીજા લોકો મોકલી એમાં તમારી રીતે કરવું પડે આપણ શું કે એ ભાઈ dubai નું મતલબ મોટું એવું ચાલે છે કે કોમકાજ એટલે એ કે મારા એયે જ નોકરી એ આઈ જજો એનો કોઈ વોધો નઈ. પંચાવન સાહીઠ હજાર રુપયા ભરવાનાં હોય એટલે તમારે એયો નોકરી બોકરી આવવાં જવાની plane ની ticket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 બરોબર તો તો શું ખોટું. તો આપડે હવે જાવું હે તો હવે તમે કીધું તો જવું જ પડશે ને.

ઓય આગળ તમે સાદી મતલબ પાંચ દસ હજાર રૂપ્યાની નોકરી માં કુટાતા હોય એયો જઈને તમને સારી એવી income મળે તો શું ખોટી તમે વિદેશ માં હોય તો ઓય કોક તમારા માં બાપ કઈ શકી કે નામારો છોકરો dubai છે. નોકરી કરે હે વિદેશ. ભલે ગમે તે કરતો હોય dubai માં ફરતો જ તારા મમ્મી પપ્પા ને એમ થઇ જાય કે ના ક મારો છોકરો dubai હે કે સમજ્યો કે

કોક બીજા through જાવાનું કેતો તો બીજા through જોય એ જ મને સામેથી કેતો તો એક જણાને કે મારે એયો આગળ

તું અને તારા મમ્મી પપ્પા કાલ ઉઠીને મારાં ઉપર આવી શકી અને મુ એ કોક કઈ શકું.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

પણ તાર આબુ હોય તો આઈ સકી તું ઈમ લા.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 તાર કોય ભાઈબંદ ભાઈબંદ જ્યો ક નહિ જ્યો ત્યાં?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

કેટલો time થયો?

સારું કેવાય લ્યા બધું settlement હોય તો જવા જેવું હે. તો અલ્યાં ઘણું હે લ્યાં ચેટલા એ ખાલી એ ની બીજા ઘણાં જ્યાં પણ તું ઓળખી ની ઈમ.

બીજો હમણાં એક ઠાકોર એક દોસ્તાર હતો ઇને મોકલ્યો.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

બીજાની life સુધારવાની ભલે આપડી થાય ના થાય પણ બીજાનું કોક કરવાનું. હા એટલે એ જ ને હવે મુ હાલ જઈ શકું એમ નઈ નઈ તો મુ જ જતો રોંવ પણ હાલ મુ જઈ સકું એમ નઈ એ મને ખબર છે. તારી પરીસ્થિતિ પ્રમાણે તારે જવાય એવું નહિ નકર તો તું એ જતો રહ્યો હોત. હવ મારે તો જાવું જ છે મન ચો વાર લાગતી જ નહિ શું કીધું? જે માણસ બીજાનું કરી આલતો હોય એનું ખુદ નું ના થાય એવું બને જ ના.

ના હોય. દુબઇ જાવું ચો મોટી વાત હે. દુબઇ તો આઈ રહ્યું. બોલ બીજું.

હમ પાલકપકોડા ખાવાં જવાનો વિચાર હે એટલે શાંતિથી પાલકપકોડા ખાવાં જોય.

પાલકપકોડા બીજા ખાઈ અને શાંતિથી ઘેર આવતો રોય.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

ના પેલાં ઘેર જઈને ઘડીવાર ઊંઘોય.

વડી પાછો વડી પાછો office આ ઈન કોમ ચાલુ રાતે આઠ વાગે ઘરે જવાનું.

નવરો જ નઈ રેવાનું ઈની ગાલુ.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 ના ના બરોબર હે.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

data entry માં ચેવું સારું હોય તો આપડોને setting કરાવ હાલ પુરતું college ચાલું હ ત્યાર સુધી તો.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

આપડુંય કરાય નોખ કે આપડેય શીખીએ ભાઈ data entry experience મળેલો હોય તો સારું કે યાર. ના ના દરેક જગ્યાએ experience લઇ લેવાનો ગોડા તાર કર કર કરવું હોય એટલે કે જે મન આવ જે રો

હાઉ એવું હોય તો તું હમણાં બપોરે ઘેર આવે ઊંઘવા તો સોજે જઈએ આપડે સાડા તૈન ચાર વાગે જોડે. હવ કોઈ વોધો નહિ ઓય તો.

આ office જ બેઠો હું.

સાચી વાત હે કે phone કર્યો તે વડી. કીધું આજતો phone કરું શું કરે હે ભાઈ.

શું કરે નીમોને? નીમો એ રહ્યો ઘેર સુખ શાંતિ હાલ તો. પીન્ટુ શું કરે હાલ અમદાવાદ હે ? પીન્ટુ હવે દસ પંદર દહ્ડા પછી exam ચાલુ થાશે એટલે હવે જાહે અમદાવાદ એ રયો કઈ જવાનો હે? બસ હવે આજ કઈ તારીખ થઇ આજ ચા~ ત્રણ તારીખ થઈ ને?

તો બસ હવે પંદર સોળ તારીખે કોક exam હે એટલે દસ તારીખ જેવો જાહે એરયો. બરાબર હે.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

હમ diploma આપડે.

એને

બોલ બીજું?

હમ

ના ના સાચી વાત હે જાવું પડે ઘેર. તે ખાધું?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

ખુબ દહાડા થઇ ગયા પ્રેમાંથી વાત કરે ના ના શું કરી કે તાર પપ્પા ને તાર મમ્મી ને બધા શું કરી હિ? બસ માર પપ્પા ઘેર આયા હિ ખાવાં. ઉહ પેલીં નેની શું કરે?

ના ના બોલ બીજું તાર તો તબિયત કેવી હે હારી હ ready હ હવ માર પપ્પા હાલ તો ready હિ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

બોલ બીજું ઓમ ready કે

બીજું કે તાર મમ્મી ને ચેવું હે તાર મમ્મી ને વચ્ચે તબિયત ખરાબ એ તો count થોડાં ઘટી ગયાં તા લ્યા તાર દાદીને ચેવું હે?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 તાર દાદા હમણાં ઓમ દેખાતાં ચમ નહીં ઈ પેલાં ઘેર જ બેઠાં હોય કાકાનાં.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

ના ના